આ ચિત્રમાં પાણી એકદમ સુંદર અને ચોખ્ખું દેખાય છે આ ચિત્રમાં નાના નાના લીલા છોડ જોવા મળે છે.

આ ચિત્રમાં ખૂબજ મોટું ક્રિકેટ નું મેદાન દેખાય રહ્યું છે ગ્રાઉન્ડની ફરતે દીવાલ ખૂબજ મોટી બનાવામાં આવેલ છે.

આ હોલ માં કાચની દિવાલ બનાવવામાં આવી છે હોલ ની બાહર બે સ્ત્રી અને એક પુરુષ જોવા મળે --

આ ચિત્રમાં ભગવાનની મૂર્તિ બતાવામાં આવી છે ભગવાનની મૂર્તિ શાંત સભામાં બેસી હોય એવી બતાવામાં આવી છે.

આ ઈમારતની છત પર સોલાર પ્લેટ મૂકવામાં આવી છે જેનાથી વીજળીનો સંગ્રહ કરી શકાય છે.

આ ચિત્રમાં એક મોટું કમ્પાઉન્ડ જોઈ શકાય છે કમ્પાઉન્ડ માં ઘણા બધા નાના મોટા છોડો રોપવામાં આવ્યા છે.

આ ચિત્રમાં નાના-નાના લીલાછમ છોડવાઓ જોઈ શકાય છે આ ચિત્રમાં એક સફેદ કલર ની સીડી છે.

આ ચિત્રમાં એક સફેદ કલર ની ગાડી છે આ ચિત્રમાં એક ઘર દેખાય છે.

આ ચિત્રમાં એ_ટી_એમ જોવા મળે છે આ એ_ટી_એમ ચોવીસો કલાક ચાલુ રહે છે.